આ પટેલ અ પટેલ પાર્લર છે પ અ તેમા આઈસ્ક્રીમ એ બધુ મળી રહ્યુ છે.

અને તેની દુકાનની બાર ફ્રીજ પણ છે ને ના પીના મુકેલા છે.

તેની દીવાલમાં અંદર અંદરની સાઇડ પણ ચોટાડેલી છે લાઈટો .

નાના નાના વાછરડા પણ છે ગાયો અહ ગાયો બધી ઘાસ ખાય છે બધું મશીન માં અહ પેલું કટીંગ કરેલું કરેલો ઘાસ છે.

આ ફરવા લાયક સ્થળ છે તેમાં ઘણી બધી સ્ત્રીઓ પણ છે પુરુષો પણ છે તેમા--

આકાશ અંધારેલું હોઈ વરસાદ પડસે એવુ એવી શક્ય હોઈ શક્યતા હોય એવુ લાગી રહ્યુ છે.

આ બિલ્ડિંગ છે બિલ્ડિંગ મા ઘણી બધી બારીઓ પણ દેખાઈ રહી છે ઘણા બધા માડ પણ દેખાઈ રહ્યા છે ઝાડવા પણ છે.

અને જાડ બે બાય અ જા અ ગાડીની વચ્ચે એક ઝાડ પણ છે ઝાડ પણ સુકાઈ ગયેલું છે.

આ એક રૂમ છે મોટ્ટો હૉલ છે તેમાં સ્ટાર થી સ્ટાર ફુગ્ગા ફુગ્ગા સ્ટાર લગાઇલા છે.

બાકી બધી તાપ મા પડી રહી છે અને બાઈકો પણ છે બાઈકો બે બે બાઈક ત્રણથી ચાર બાઈકો છે ત્યાં ઘણા બધા માણસો શેડ નીચે બેસી રહ્યા છે.

આ ઝાડવા છે ઝાડવા ડુંગર પણ છે ઝાડવા છે ડુંગર છે નદી છે નદીની નદીની અંદર પણ ઝાડવા છે નદીની બા કિનારે પર પણ ઝાડવા છે.

જાત-જાતના ડુંગરો છે અયા કાઈક સવારનો સમય હોય એવું લાગી રહ્યું છે.

તેમાં જાત જાતના વસ્ત ચિત્ર છે તેમાં એક અ ચિત્ર છે.

આ પેલું ગાડી એવું છે ઠોકાયેલી તે એ જ તે ગાડી પણ છે ચિત્રમાં.

ને હોલ મા નાની નાની દાળી અહ જારીઓ પણ મૂકેલી છે લાઈટો પણ ચાલુ છે.

અને તેમાં અ લીલી અને લાલ કલર ના પટ્ટા પણ દોરેલા--

એ લાઇટ નો થાંભલો પણ દેખાય અ રેલ્વે ના પાટા પણ દેખાય રહ્યા છે અને તેની બાજુમાં એક અ--

બે ત્રણ જણા અ નદીમાં નાવા પડે હોય એવુ લાગી રહ્યુ છે એક માણસ ઊભો છે તળાવ હોય એવુ લાગી રહ્યુ છે એક નાવ પણ દેખાય રહી છે.

આ કંઈક મન અ હવન હોય એવુ લાગી રહ્યું છે તેમાં--

શણગારેલું છે લાઈટો પણ છે રાતનો સમય છે લાઈટો બંધ છે.

જ્યુસ ની બોટલો અ પારલેજી બિસ્કિટ મેગી પણ દેખાય રહી છે ચોકલેટ ચોકલેટ દેખાય રહી છે

મેગી નો ભાવ ૬૫ રૂપિયા છે ચોકલેટ નો ભાવ ૭૦ રૂપિયા છે ૬૦ રૂપિયા ચોકલેટ નો ભાવ--

આમાં સાવલિયા સિલ્ક પેલેસ છે જેમા ફેન્સી સાડીઓ રજવાડી સાડી લેડીઝ બાંધણી રજવાડી ડ્રેસ રજવાડી સા--

એમાં ચોમાસામાં ખૂબ જ મજા આવે એવી છે જેમાં પાણી છે આજુ બાજુ વૃક્ષો છે જે પાણી વૃક્ષો પીતા હશે.

ચા સિગરેટ ટાંચેન વગેરે બધુ મળી રહે છે તેમા ચા પણ મળે છે જે જે--

મોદક જેવું નાના નાના નાના મોદક કરેલા--